લીબરઓફીસ ડ્રોમાં કોમન એડિટીંગ અને પ્રિન્ટિંગ ફંકશન્સ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં તમે શીખશો કેવી રીતે ડ્રો પેજ માટે માર્જિન સેટ કરો પેજ નંબર તારીખ અને સમય દાખલ કરો ક્રિયાઓ અન્ડું અને રીડુ કરો
પેજનું નામ બદલો અને પેજ પ્રિન્ટ કરો અહીં આપણે ઉબુન્ટુ લિનક્સ આવૃત્તિ 1004 અને લિબ્રિઓફિસ સ્યુટ આવૃત્તિ 334 વાપરી રહ્યા છીએ
વોટરસાયકલ ફાઇલ ખોલો અને વોટરસાયકલ આકૃતિ ધરાવતું પેજ પસંદ કરો
આ ડ્રોઈંગ માટે પેજ માર્જિન્સ સુયોજિત કરો
પેજ માર્જિન્સ શા માટે જરૂરી છે
000046 000042 પેજ માર્જિન્સ એ જગ્યા નક્કી કરશે જેમાં પેજ અંદર ઓબ્જેક્ત્સ મૂકવામાં આવશે
ઉદાહરણ તરીકે આપણે ચિત્ર પ્રિન્ટ કરી તેને ફાઇલ કરવાની જરૂર છે
માર્જિન્સ ખાતરી કરે કે બાજુઓ પર પર્યાપ્ત જગ્યા છે તેથી જયારે તેને પ્રિન્ટ કરીશું તો આકૃતિનો ભાગ કપાતો કે છુપાતો નથી
પેજ માર્જિન્સ સેટ કરો અને પછી વોટરસાયકલ ચિત્ર પ્રિન્ટ કરો
ધારો કે કાગળ માપ જે આપણે આ આકૃતિ પ્રિન્ટ કરવા માટે ઉપયોગ કરીએ છીએ તે પ્રમાણભૂત માપ નથી
તે વિડ્થ પહોળાઈ 20 સીએમએસ છે અને હાઇટ ઊંચાઈ 20 સીએમએસ ધરાવે છે
તેને બોટમ માર્જિન 15 સીએમએસ ની પણ જરૂર છે
આ માપ સુયોજિત કરવા માટે Main મેનુ માંથીFormat પસંદ કરો અને પેજ પર ક્લિક કરો
પેજ સેટઅપ સંવાદ બોક્સ દેખાય છે
પેજ ટેબ પસંદ કરો
વિડ્થ ક્ષેત્રમાં વેલ્યુ 20 દાખલ કરો અને હાઇટ માં ક્ષેત્રમાં 20 દાખલ કરો
માર્જિન્સ હેઠળ બોટમ ક્ષેત્રમાં 15 દાખલ કરો
જમણી તરફ તમે ડ્રો પેજનું પૂર્વદર્શન જોશો
આ પૂર્વાવલોકન ડ્રો પેજમાં થયેલ ફેરફારો દર્શાવે છે
ઓક પર ક્લિક કરો
ડ્રોઈંગ કેવું દેખાય છે160
તે પેજની બહાર ફેલાયું છે
આનો અર્થ એ પણ થાય છે કે જ્યારે તે મુદ્રિત થશે ચિત્રનો અમુક ભાગ ગાયબ થઇ જશે
તમારે તે ખાતરી કરવી જોઈએ કે આકૃતિઓ હંમેશા માર્જિન અંદર હોય છે
જ્યારે તમે દોરો છો ડ્રોઇંગનો કોઈ ભાગ માર્જિનની બહાર ફેલાવું ન જોઈએ
તેથી ચિત્ર બનાવવા પહેલા પેજ માર્જિન સેટ કરવું સારો અભ્યાસ છે
ફરીથી મેઇન મેનુ માંથીFormat પસંદ કરો અને પેજ ક્લિક કરો
પેજ સેટઅપ સંવાદ બોક્સ દેખાય છે
પેજ ટેબ પર ક્લિક કરો
ફોર્મેટ ડ્રોપ ડાઉન લીસ્ટ પર ક્લિક કરો અને એ4 પસંદ કરો
આ મૂળ માર્જીન છે જે આપણે નક્કી કર્યી હતી
ઓક પર ક્લિક કરો
આકૃતિ માર્જિન અંદર મૂકવામાં આવેલ છે
ડ્રો પેજમાંથી તમે પેજ સેટઅપ સંવાદ બોક્સ પણ ઍક્સેસ કરી શકો છો પેજ પર જમણું ક્લિક કરી અને કન્ટેક્સ્ટ મેનુ ની મદદથી
કેન્સલ પર ક્લિક કરો અને સંવાદ બોક્સમાંથી બહાર નીકળો
હવે પેજ નંબરો તારીખ સમય અને લેખક નામ દાખલ કરો
વોટરસાયકલ આકૃતિ સાથેનું પેજ પસંદ કરો અને પેજ નંબર દાખલ કરો
મેઇન મેનુ પર જાઓInsert પસંદ કરો અને ફિલ્ડ્સ ક્લિક કરો
ફિલ્ડ્સ ની યાદીઓ પ્રદર્શિત થાય છે
ફિલ્ડ્સ ડ્રો દ્વારા આપોઆપ જનરેટ થતી વેલ્યુઝ સમાવે છે
આપણે ફક્ત ડ્રો દ્વારા જનરેટ થતી ફિલ્ડ અને વેલ્યુ દાખલ કરવાની જરૂર છે
પેજ નંબર પર ક્લિક કરો
ડ્રો પેજ ઉપર નંબર 1 સાથેનું ટેક્સ્ટ બોક્સ દાખલ થયું છે
ચાલો આ ટેક્સ્ટ બોક્સનું માપ સમાયોજન કરીએ અને તેને થોડુ નાનું કરીએ
હવે બોક્સને ડ્રેગ કરો અને પેજના જમણા તળિયેના અંતે મૂકો
નંબર બોક્સ સરળ રીતે ખસેડવા માટે નંબર બોક્સ પસંદ કરો અને Shift કી દબાવો
હવે તેને વધુ નીચે ખસેડો
ચકાસો જો આગામી નંબર આ ડ્રો ફાઈલ ના બીજા પેજ પર દાખલ કરવામાં આવેલ છે કે નહી
અહીં પેજ નંબર નથી
પેજ નંબર ફક્ત એ જ પેજમાં દાખલ થયા છે જ્યાં ફિલ્ડ દાખલ કરી હતી
હવે જાણીએ પેજ નંબર ફોર્મેટ કેવી રીતે બદલવું
મેઇન મેનુ માંથીFormat પર ક્લિક કરો અને પેજ પસંદ કરો
પેજ સેટઅપ સંવાદ બોક્સ દેખાય છે
પેજ ટેબ પર ક્લિક કરો
લેઆઉટ સેટિંગ્સ હેઠળ ફોર્મેટ પસંદ કરો
ડ્રોપ ડાઉન લીસ્ટમાંથી abસી પસંદ કરો
ઓક પર ક્લિક કરો
પેજ નંબર 1 2 3 થી એ બી સી માં બદલાઈ ગયેલ છે
તેવી જ રીતે તમે તેને કોઈપણ ફોરમેટમાં બદલી શકો છો
હવે તારીખ અને સમય કેવી રીતે દાખલ કરવું તે શીખીએ
તમે ડ્રો પેજ પર દાતે અને ટાઇમ સ્ટેમ્પ્સ પણ દાખલ કરી શકો છો
તમે તે ઇન્સર્ટ અને ફિલ્ડ્સ પર ક્લિક કરી કરી શકો છો
એક છે દાતે અને ટાઇમ
બીજું છે દાતે અને ટાઇમ
દાતે અને ટાઇમ વિકલ્પો વર્તમાન તારીખ અને સમય દાખલ કરે છે
આ તારીખ અને સમય વેલ્યુઝ અપડેટ કરવામાં આવશે નહીં
બીજી બાજુ આDate અને ટાઇમ વિકલ્પો જ્યારે તમે ફાઈલ ખોલો છો આપોઆપ રીતે સુધારાશે
અહીં ટાઇમ દાખલ કરો
હવે બોક્સને ડ્રેગ કરો અને પેજ નંબર ઉપર જમણા તળિયેના અંતે મૂકો
જ્યારે પણ તમે ડ્રો પેજ ખોલશો દાખલ કરેલ સમય વર્તમાન સમયથી અપડેટ કરવામાં આવશે
હવે લેખક જેમણે આ ફાઈલ બનાવી છે તેમનું નામ દાખલ કરો
અહીં આપણે લેખકનું નામ ટીચર
તરીકે પેજ એક પર સુયોજિત કરીશું
તેથી પેજ એક પર જાઓ
મેઇન મેનુ પર જાઓ ટૂલ્સ પર ક્લિક કરો અને ઓપ્શન્સ પસંદ કરો
ઓપ્શન્સ સંવાદ બોક્સ દેખાય છે
ઓપ્શન્સ સંવાદ બોક્સમાં લિબ્રિઓફિસ પર ક્લિક કરો અને પછી યુઝર દાતા
ઓપ્શન્સ પર ક્લિક કરો
સંવાદ બોક્સની જમણી બાજુ પર તમે યુઝર ડેટાની જાણકારી દાખલ કરી શકો છો
તમે તમારી જરૂરીયાતો મુજબ અહીં વિગતો દાખલ કરી શકો છો
firstલાસ્ટ nameઇનિશિયલ્સ માં ચાલો અનુક્રમે ટીચર એ એન્ડ બી ટેક્સ્ટ દાખલ કરીએ
ઓક પર ક્લિક કરો
હવેMain મેનુ માંથીInsert ક્લિક કરો ફિલ્ડ્સ પસંદ કરો અને ઓથોર પર ક્લિક કરો
નામ ટીચર એ બી ટેક્સ્ટ બોક્સમાં દાખલ કરાયું છે
આ બોક્સને ડ્રેગ કરો અને ડ્રો પેજના જમણે તળીયે ટાઇમ ફિલ્ડ ની ઉપર મૂકો
હવે જો આપણે ડ્રો પેજમાં ઉમેરેલા ફિલ્ડ્સને રદ કરવા ઈચ્છીએ તો શું
ફક્ત ટેક્સ્ટ બોક્સ પસંદ કરો અને Enter કી દબાવો
ઓથોર નામે
ફિલ્ડ રદ કરો અને જો આ ક્રિયા અન્ડું કરવા ઈચ્છીએ તો શું
સરળ છે તમે Ctrl અને ઝ કીઓ એકસાથે દબાવીને કોઈપણ ક્રિયા અન્ડું કરી શકો છો
ક્રિયા જે છેલ્લે કરવામાં આવી હતી જે છે ઓથોર ફિલ્ડ રદ કરવું તે પૂર્વવત્ થઇ છે
ફિલ્ડ ફરી દૃશ્યમાન છે
આપણે મેઇન માંથી પણ ક્રિયાઓ અન્ડું અથવા રીડુ કરી શકીએ છીએ
મેઇન મેનુ માંથી એડિટ પસંદ કરો અને રેડો પર ક્લિક કરો
ઓથર્સ નું નામ હવે દૃશ્યમાન નથી
તો Ctrl ઝ કીઓ દબાવો અને તમામ ફિલ્ડ્સ જે દાખલ કરેલ હતી તેને અન્ડું કરો
તમે અન્ડું અને રીડુ આદેશો માટે કી બોર્ડ પરથી શોર્ટ કટ કીઓ વાપરી શકો છો
ક્રિયા અન્ડું કરવા માટે Ctrl અને ઝ કીઓ એકસાથે દબાવો
ક્રિયા રીડુ કરવા માટે Ctrl અને ય કીઓ એકસાથે દબાવો
આ ટ્યુટોરીયલ અટકાવો અને અસાઈનમેન્ટ કરો
લેખકનું નામ બદલો અને તેને સંગ્રહ કરો
હવે પેજ પર વધુ બે એરોઝ ઉમેરો
પેજ નંબર દાખલ કરો અને પેજ 2 પર તારીખ દાખલ કરો
હવે છેલ્લી પાંચ ક્રિયાઓ અન્ડું અને રીડુ કરો
ચકાસો જો ઉંડો અને રેડો વિકલ્પો બધી ક્રિયાઓ પૂર્વવત્ કરે છે અથવા અમુક ક્રિયાઓ રદ કરી શકાતી નથી
આ પેજનું નામ વોટરસાયકલસ્લાઇડ આપો
પેજીસ પેનમાં સ્લાઇડ પસંદ કરો જમણું ક્લિક કરો અને રિનેમ પેજ પસંદ કરો
રિનેમ સ્લાઇડ સંવાદ બોક્સ દેખાય છે
નામે ફિલ્ડમાં વોટરસાયકલસ્લાઇડ નામ દાખલ કરો
ઓક પર ક્લિક કરો
હવે આ પેજ ઉપર કર્સર મૂકો
શું તમે વોટરસાયકલસ્લાઇડ નામ અહીં પ્રદર્શિત થાય છે તે જોઈ શકો છો
પેજ સાથે સંબંધિત નામ આપવું એ સો અભ્યાસ છે
હવે પ્રિન્ટીંગ વિકલ્પો સુયોજિત કરીએ અને વોટરસાયકલ આકૃતિ પ્રિન્ટ કરીએ
મેઇન મેનુમાં ફાઇલ પર ક્લિક કરો અને પછી પ્રિન્ટ પર ક્લિક કરો
પ્રિન્ટ સંવાદ બોક્સ દેખાય છે
જનરલ અને ઓપ્શન્સ ટેબ્સ હેઠળના સેટિંગ્સ વિશે જાણવા માટે લીબરઓફીસ રાઈટર શ્રેણીમાં વ્યૂઇંગ એન્ડ પ્રિન્ટિંગ ડોક્યુમેન્ટ્સ પરનું ટ્યુટોરીયલ જુઓ
ડાબી બાજુ પર તમે પેજ પૂર્વદર્શન વિસ્તાર જોશો
જમણી બાજુનુંPrint સંવાદ બોક્સ ચાર ટેબોનો સમાવેશ કરે છે જનરલ લિબ્રિઓફિસ drawપેજ layoutઓપ્શન્સ ચાલો લીબરઓફીસ ડ્રોના વિશિષ્ટ વિકલ્પો જોઈએ
લિબ્રિઓફિસ દ્રવ ટેબ પર ક્લિક કરો
પેજ નામે અને દાતે એન્ડ ટાઇમ બાજુના બોક્સોને ચેક કરો
આ ચિત્ર સાથે પેજ નામ તારીખ અને સમય પ્રિન્ટ કરશે
ચિત્ર પ્રિન્ટ કરવા માટે ઓરિજિનલ કલર્સ અને ફિટ ટીઓ પ્રિન્ટેબલ પેજ પસંદ કરો
કમ્પ્યુટરમાંથી વોટરસાયકલ ચિત્ર પ્રિન્ટ કરવા માટે પ્રિન્ટ પર ક્લિક કરો
જો તમે તમારું પ્રિન્ટર બરાબર રીતે રૂપરેખાંકિત કરેલ છે તો તમારું ચિત્ર પ્રિન્ટ કરવાનું શરૂ કરવું જોઈએ
અહીં લીબરઓફીસ ડ્રો પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં તમે શીખ્યા કે કેવી રીતે ડ્રો પેજ માટે માર્જિન સેટ કરવું અને પેજ નંબર તારીખ અને સમય દાખલ કરવું ક્રિયાઓ અન્ડું અને રીડુ કરવી પેજનું નામ બદલવું અને પેજ પ્રિન્ટ કરવું અહીં તમારા માટે એક અસાઈનમેન્ટ છે
બે વધુ પેજીસ ઉમેરો
દરેક પેજ માટે અલગ માર્જિન સેટ કરો અને લેબલ અને આમંત્રણ પત્ર જે તમે પહેલાંના ટ્યુટોરીયલ માં બનાવ્યા હતા તેને પ્રિન્ટ કરો
દરેક પેજમાં પેજ કાઉન્ટ ફિલ્ડ દાખલ કરો અને અવલોકન કરો શું થાય છે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
જોડાવા બદ્દલ આભાર